ક્રિએટિંગ ઓબ્જેક્ટ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું રેફરન્સ વેરીએબલો ઑબ્જેક્ટ્સ બનાવવા અને ઑબ્જેક્ટ્સ માટે મેમરીની સોંપણી અહીં આપણે ઉબુન્ટુ ૧૧૧૦ જેડીકે ૧૬ અને એક્લીપ્સ આઇડીઇ ૩૭૦ વાપરી રહ્યા છીએ
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે એક્લીપ્સ નાં ઉપયોગ વડે સરળ ક્લાસ બનાવવું
જો નથી તો સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલ જુઓ
આપણે જાણીએ છીએ કે વેરીએબલો અને મેથડો બંને સાથે મળીને ક્લાસનાં મેમ્બરો બનાવે છે
ક્લાસનાં મેમ્બરોને એક્સેસ કરવા માટે આપણને ક્લાસ માટે ઓબજેક્ટ બનાવવાની જરૂર છે
હવે ચાલો જોઈએ કે ઓબજેક્ટ શું છે
ઓબજેક્ટ એ ક્લાસનો ઇન્સ્ટેન્સ છે
દરેક ઓબજેક્ટ સ્ટેટ અને બિહેવિયર ધરાવે છે
હ્યુમન બેઇંગ ક્લાસ નું ઉદાહરણ યાદ કરો જેની ચર્ચા આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં કરી હતી
ઓબજેક્ટ તેના સ્ટેટ ને ફીલ્ડો અથવા વેરીએબલો માં સંગ્રહીત કરે છે
તે તેના વર્તનને મેથડ્સ દ્વારા જાહેર કરે છે
હવે ચાલો રેફરેન્સ વેરીએબલો વિશે શીખીએ
આપણે જાવામા 8 પ્રીમીટીવ ડેટા ટાઈપ વિશે જાણીએ છીએ
પ્રીમીટીવ શિવાયનાં તમામ બીજા અન્ય ટાઈપ ઓબ્જેક્ટ્સ ને સંદર્ભ કરે છે
વેરીએબલો જે ઓબજેક્ટને સંદર્ભ કરે છે તે રેફરેન્સ વેરીએબલો છે
ચાલો સ્ટુડન્ટ ક્લાસ પર પાછા જઈએ જે આપણે પહેલાનાં ટ્યુટોરીયલમાં પહેલાથી જ બનાવ્યું છે
હવે ચાલો હું આ ક્લાસ માંથી મેઈન મેથડ ને રદ્દ કરું
હવે કન્ટ્રોલ અને એસ કી એકસાથે દબાવી ફાઈલને સંગ્રહીત કરો
હવે એજ પ્રોજેક્ટની અંદર ટેસ્ટસ્ટુડન્ટ નામનો બીજો એક ક્લાસ બનાવો
મેં તે પહેલાથી જ બનાવ્યો છે
આ ક્લાસ માં મારી પાસે મેઈન મેથડ છે
હવે મેઈન મેથડ ની અંદર હું સ્ટુડન્ટ ક્લાસ નો ઓબજેક્ટ બનાવીશ
તે માટે મેઈન મેથડ અંદર ટાઈપ કરો સ્ટુડન્ટ સ્પેસ સ્ટડ1 ઇકવલ ટુ ન્યૂ સ્પેસ સ્ટુડન્ટ ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ
આ રીતે આપણે સ્ટુડન્ટ ક્લાસ નો ઓબજેક્ટ બનાવ્યો છે
અહીં સ્ટુડન્ટ એ ક્લાસ નું નામ છે જે માટે ઓબજેક્ટ બનાવવું છે
સ્ટડ1 એ સ્ટુડન્ટ ક્લાસ નાં ઓબજેક્ટ ને સંદર્ભ કરતું એક રેફરેન્સ વેરીએબલ છે
અને ન્યૂ કીવર્ડ નવો ઓબજેક્ટ બનાવવા માટે ખાલી જગ્યાની ફાળવણી કરે છે
નોંધ લો કે સ્ટડ1 એ સ્ટુડન્ટ ક્લાસ નો ઓબજેક્ટ નથી
તે ફક્ત નવાં બનાવેલ ઓબજેક્ટનું રેફરેન્સ રાખે છે
હવે ચાલો જોઈએ સ્ટડ1 શું ધરાવે છે
તો પછીની લાઈનમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં બે અવતરણમાં સ્ટડ1 કન્ટેન્સ સ્પેસ પ્લસ સ્ટડ1 અને ત્યારબાદ અર્ધવિરામ
હવે ટેસ્ટસ્ટુડન્ટ ડોટ જાવા ફાઈલને સેવ અને રન કરો
આપણને આ રીતે આઉટપુટ મળે છે
તો અહીં સ્ટુડન્ટ એ નવાં બનેલ ઓબજેક્ટ નાં ક્લાસ નું નામ છે
બીજો ભાગ એ નવાં બનેલ ઓબજેક્ટ નું મેમરી એડ્રેસ છે
આપણે સ્ટડ1 ની મદદથી સ્ટુડન્ટ ક્લાસ નાં ફીલ્ડો અને મેથડો ને એક્સેસ કરી શકીએ છીએ
આપણે આ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું
હવે હું સ્ટુડન્ટ ક્લાસ નો હજુ એક ઓબજેક્ટ બનાવીશ
તો હું ટાઈપ કરીશ સ્ટુડન્ટ સ્પેસ સ્ટડ2 ઇકવલ ટુ ન્યૂ સ્પેસ સ્ટુડન્ટ ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ
હવે પછીની લાઈનમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં સ્ટડ2 કન્ટેન્સ સ્પેસ પ્લસ સ્ટડ2 અને ત્યારબાદ અર્ધવિરામ
હવે આ ફાઈલને સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે અહીં સ્ટડ1 અને સ્ટડ2 બે જુદા જુદા ઓબજેક્ટને સંદર્ભ કરે છે
એટલે કે સ્ટડ1 અને સ્ટડ2 બે જુદા જુદા વિદ્યાર્થીઓને સંદર્ભ કરી રહ્યા છે
તેઓ જુદા જુદા રોલ ક્રમાંકો અને નામો ધરાવે છે
હવે આપણે અહીં ફેરફાર કરી શકીએ છીએ
અહીં ટાઈપ કરો સ્ટુડન્ટ સ્ટડ2 ઇકવલ ટુ સ્ટડ1
હવે ફાઈલને સેવ અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે અહીં સ્ટડ1 અને સ્ટડ2 બંને સમાન ઓબજેક્ટ ને સંદર્ભ કરે છે
એનો અર્થ એ છે કે સ્ટડ1 અને સ્ટડ2 બંને સમાન ઓબજેક્ટ ને રોલ ક્રમાંક અને નામ થી સંદર્ભ કરી રહ્યા છે

તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા રેફરેન્સ વેરીએબલો ન્યૂ ઓપરેટર વાપરીને ઓબજેક્ટ બનાવવાનું અને રેફરેન્સો આપવાનું સ્વઆકારણી માટે ટેસ્ટેમ્પલોયી નામનો બીજો એક ક્લાસ બનાવો
ઇએમપી1 ને રેફરેન્સ વેરીએબલ તરીકે લઇ એમ્પ્લોયી ક્લાસ નું ઓબજેક્ટ બનાવો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર